એ ધોધની આજુબાજુ સરસ ઝાડો છે.

અને એની ઉપર સરસ કલરફુલ ફ્લાવર થી વેલ કરવામાં આવી છે.

ત્યાં આગળ લોકો એક્સરસાઇઝ કરે છે જોગીંગ કરે છે.

જેના પર માણસ રેનકોટ પેરીને બેઠો છે.

સામે આલુ ગુપ્તા આલુ ભંડાર કરીને બટાકાની દુકાન છે.

આ પિક્ચર માં એક તરફ બે અહ મોટો દરિયો છે.

આ પિક્ચર આ સ્કૂલનું ના કોન્વેન્ટ સ્કૂલ --

એ ફંકશન નું સ્ટેજ છે જેને સરસ રીતે સ શૃંગાર કરેલો છે ડેકોરેટ કરેલુ છે.

દિવાલ પર એક વોલ અ ફ્રેમ લગાવેલ છે.

નાની ટેકરી છે જેને સપોર્ટ પણ આપવામાં આવેલો છે અને એ ટેકરી પર એક ગુફા છે એ ગુફાની અંદર જવાના બે રસ્તા દેખાય છે.

આ પિક્ચરમાં ચોપડા પૂજન થયા બાદ ભાઈ એક ભાઈ પોતાના પગે પોતે પગે લાગે છે.

આ ક્રિષ્ના હોટલ કાઠીયાવાડી હોટલ વલસાડની ફેમસ હોટલ નુ પિક્ચર છે.

એ હોટલ માં બહાર એન્ટરન્સ આગળ લાલ ખુરશીઓ મૂકી છે.

દિવસનો પિક્ચર છે એટલે ભીળ ઓછી છે.

જાત જાતના કસરત કરવાના સાધનો દેખાય છે.